અહીંયા એક ગ્રોસરી સ્ટોર જોવા મળી રહે છે.

જેમાં એક માણસ હેન્ડવોશ કરી રહ્યો છે તથા બીજો માણસ ઓર્ડર આપી રહ્યો છે.

અહીંયા બાળકોને પ્લે સ્કૂલ નું એક રૂમ જેવું જોવા મળી રહ્યું છે જ્યાં બલૂન --

ચેર્સ અને એક નાની ગાડી પણ જોવા મળી રહી છે ઉપરાંત ઉપરની સાઈડ સી_સી_ટી_વી કેમેરો પણ જોવા મળી રહ્યો છે.

ઉપરાંત ઉપર બે પવનચક્કી જોવા મળી રહી છે.

અહીંયા મોબાઇલ રીપેરીંગ તથા અન્ય એસેસરી ની --

અહીંયા એક ગાર્ડન જેવુ લાગી રહ્યુ છે જ્યાં પાછળની સાઇડ ખંડેર બિલ્ડીંગ જેવુ લાગી રહ્યુ છે.

ત્યાં પાછળની સાઈડ એક ગાય પણ જોવા મળી રહી છે.

એક માણસ નીચે બેસીને કાર્ય કરે છે તથા એક માણસ ઉપર બેસીને કાર્ય કરે છે.

આગ આગળની સાઇડ પણ એક એરોપ્લેન નુ ટોય્સ જોવા મળી રહ્યા છે.

અહિયા એક ઢોસો જોવા મળી રહ્યો છે જ્યાં નારિયલની ચટણી સાથે આપવામા આવ્યો છે.

અહિયા એક નદીનો તટ જોવા મળી રહ્યો છે.

જ્યાં બે બાળકીઓ કરાટા ની પ્રેક્ટિસ કરી રહી છે.

ત્યાં ઉપરની સાઇડ મિલ્કશેક એન્ડ લસ્સી ની વિવિધ પ્રકારની આઈટમ્સ જોવા મળી રહી છે.

અહીંયા રાત્રિના સમયે ઘરની બાહારની તસ્વીર જોવા મળી રહી છે.

બેસીને કસરત કરવાની પ્રવુત્તિ પણ જોવા મળી રહી છે.

તેમજ તે પ્રકારના સાધનો પણ અહીંયા જોવા મળી રહ્યા છે.